એક ફોટો છે જેમાં કાગળના એક કોઈ બન્ચ દેખાય રહ્યા છે મને અ ધેન --

આમા પ્લાસ્ટિક ની કોથળીઓ છે સરસ મજાની કલર અલગ અલગ દેખાડાય પીળો લાલ લીલો અ બ્લુ .

અ નીચે એને સફેદ કલર નો શર્ટ પહેરો છે નીચે બ્લેક કલર નુ પેન્ટ પહેરેલુ છે કાળા કલર --

એક ફોટો છે જે તળાવ નો ફોટો છે જેમાં અલગ અલગ જાતના--

મને દેખાય છે પોસ્ટર એન્ડ પોસ્ટઓફિસ ડાકઘરનું એક પોસ્ટ અ પોસ્ટર દેખાય છે.

ફોટા માં જોય રહ્યો છું કે બે ચરખા જો સરસ મજાના બે ચરખા છે જેમાં અ જેમકે ગાંધીનગરનું કોઈ એક--

પ્રતિબિંબ છે જ્યાં ચરખા દેખાઈ રહ્યા છે અને કોઈ ખુલ્લી જગ્યા હોઈ એવુ લાગી રહ્યુ--

ઉઝી નામની એક બ્રાન્ડ ની એ શોરૂમ છે સૂનો તો અપને દિલકી એવુ એના પોસ્ટર મા લખેલુ છે અને એક લાલ કલર નુ બીજુ--

ફોટામાં એક બિલ્ડિંગ જોઈ રહ્યો છુ જેમા મોટી મોટી મકા મોટા મોટા મકાનોની ઇમારત છે બાજુમાં એક આ એક--

ફોટો હે મને જેમા રોડ દેખાય હે ફૂલડા દેખાય હે ગ્રેનરી દેખાય છે અને લેન્ડલાઇન દેખાય છે હોટલ દેખાય હે પછી--

એક ફોટા માં જે મને દેખાય એ લગનનું એક ચોરી હે જેમાં એક મોટું ગ્રાઉન્ડ છે અને વાઈટ કલર ની અ સફેદ કલર ની ચોરી હે.

આ એક એન્ટ્રી ગેટ છે એમાં એક લાઇટ ના થાંભલાઓ હે.

આ એક ફોટો છે જેમાં સમર્થ એજ્યુકેટ કરીને જે ડબલ ઇ અને નીટ ઘણી ગાઈડન્સ આપે છે અને લોકોને ભણાવતા--

આ જઈને કોઈ નોંધણી કરાવતા હોઈ એવુ લાગી રહ્યુ છે ને કોઈ લોકો ત્યાં કોઈ--

અ એક ભાઈ પાણી નાખે હે એક ભાઈ હે તે સિમેન્ટ ને માટી ને એવુ બધુ નાખે છે.